કે risk ઓછું રહે આપણને હમ્મ બરાબર છે સારું લાગ્યું મળીને same મને પણ એવુજ સારું લાગ્યું ઘણા દિવસે વાત કરી